જોને તમે વિદ્યાનગરમાં છો તો મેકડી થોડું દૂર છે એટલે કેટલું જો ને વીસ પંદર વીસ મિનિટ ના ના એટલોય નથી હોતો વીસ મિનિટ જવું હોય છે, પંદર વીસ મિનિટ એથી વધારે કોઈ જ રેસ્ટોરન્ટ વાળા ટાઈમ નથી લેતા અને એ ભી અમુક જગ્યાએ જો નજીક હોય તો એ લોકો દસ મિનિટ ભી માંડ થવા દે છે અને આઈ જતાં હોય છે. એટેલ આ જમવાનું તો તમે અઢળક અને ઓપ્શન બી એટલા બધા છે ને કે તમે ખાતા થાકી જશો, એટલું ખાવા મળે છે અહી પણ બટ આમ રેસ્ટોરન્ટ તમારે સમજી વિચારીને જોઈ કરવી ને ચુઝ કરવી પડે કેમકે અમુક વખત કેવું હોય છે હા હા હા ક્વાલિટી સારી ના હોય એવું બધુ કુઆન્ટીટી ભી ના હોય હા હમ્મ હમ્મ બરાબર છે અને મેં તમને કીધુ ને એ પછી જો તમારે લંચ કે ડિનર માટે જવું હોય તો ભી તમે જઈ શકો છો રાતે ફાસ્ટ ફૂડ તારો કે તમારે પાવભાજી છે એ રીતના તમારે ખાવી હોય

હમ્મ હમ્મ

પ્યોર ઓથેન્ટિક્સ સ્ટાઈલ હોય છે અને એકદમ ટેસ્ટી અને એકદમ જોરદાર હોય છે તમે ત્યાં રેસ્ટોરન્ટમાં ખાવ કે ઘેર ઓડર કરો સેમ જ ટેસ્ટ હોય છે અને પ્લસ કે એની સાથે તમારે એક્સ્ટ્રા દહીં આવે છે પ્લસ આપણે પનીર સોરી પેલું એ આવે છે બટર આવે છે અને જોડે મુખવાસ આવે છે પ્લસ કચુંબર આવે છે એવું બધું હોય છે ચટણી આવે છે પછી આચાર હોય છે એટલે સર્વિસ એ લોકોની બહુ સારી છે પ્લસ પ્રાઈઝ બી એકદમ લો છે

ના ના એ હા બહુ બધા ઓપ્શન છે તમે ઝૉમેટો ઉપર જો એનું ખોલશો ને તો તમને બહુ જ ઓપ્શન મળશે તમારે પ્યોર ઓથેન્ટિક સ્ટાઈલ જો પંજાબી સ્ટાઇલ જો ખાવાનું જમવાનું જમવું હોય તો તેમ જસીદે પરાઠે માંથી મંગાઈ શકો છો ધરે બેઠા ઓર્ડર કરી શકો છો ત્યાં નું જમવાનું હમ્મ હમ્મ જુઓને તમારે કોઈ બી રેસ્ટોરન્ટ હોય એ સર્ચ કરવાની હોય છે પહેલા તો

હા હા એક ના ના એકદમ શેફ છે દમ સિક્યુરિટી વાળી એપ છે પ્લસ કે જે તમને ઓર્ડર આપવા માટે જે ઓર્ડર જે તમારો લેતો હોય ડિલિવરી બોય જે હોય છે એને ભી સેફ્ટી નું ધ્યાન રાખવામાં આવે છે આ કોરોના કોવિડ ના કારણે એ લોકોનું ટેમ્પરેચર માફ થતું હોય છે પછી એ લોકોના જે હાઇજિન નું એ બધા બહુ ધ્યાન રાખવામાં આવે છે હમ્મ એકદમ સેફ છે એ તમારે પ્લે સ્ટોરમાંથી તમે ઇન્સ્ટોલ કરી શકો છો

હમ્મ બસ એ રીતના પછી તમારે ખાવું હોય એ તમારે સિલેક્ટ કરી ને પછી તમારે તમે ઓર્ડર કરી શકો છો પ્લસ કે તમારે એક્સ્ટ કઈ બિલ જોઈતું હોય તો એ બી તમે અંદર એડ કરાઇ શકો છો

હા સજેસ્ટ કરી શકે છે એ લોકો તમને મતલબ બધું જ તમને જે બી ઓપ્શન તમને ઝૉમેતો પર બધા જ ઓપ્શન અવેલેબલ મળશે તમારે જે ખાવું હોય એ જે પીવું હોય બધું જ તમને મળી રહેશે અને એ ભી સારી એવી કોલેટી માં પ્લસ કોન્ટીટી બી સારી એવી હોય છે ના ના એવું કશું જ હોતું નથી. એ લોકો બોવ ધ્યાન રાખે છે જ્યારે ઓર્ડર આપસે એ લોકો ઓર્ડર જ્યારે લેતા હોય છે ત્યારે આખી ઓર્ડર હિસ્ટ્રી તમારી એમની જોડે હોય છે અને તમારી પાસે ભી એવોર્ડ હિસ્ટ્રી હોય છે એના લીધે કોઈ બી ઓર્ડર તમારો એક્સચેન્જ થતો નથી તમારો જે ઓર્ડર હોય એ ટાઈમ ટુ ટાઈમ તમને મળી રહેશે હમ્મ હા હા શ્યોર છે એકદમ શ્યોર છે બસ ખાલી જે તમે સિલેક્ટ કરી હોય જે રેસ્ટોરન્ટ એ તમારા રહેવા રહેઠાણના જે એરિયા હોય એથી પાંચ દસ દસ કિલોમીટર દૂર ના હોવી જોઈએ સાત કિલોમીટરથી દૂર ના હોવી જોઈએ હા હા હા એકદમ મંગાવી શકે છે

હમ્મ શું ખાશો તમે? નાસ્તો કરવો છે પછી કે પછી ફાસ્ટ ફૂડ ખાવું છે ચાઈનીઝ ખાવું છે શું ખાવું છે બોલો? તો આપડે એ પ્રમાણે ઓર્ડર કરીએ.

હમ્મ ફુલ ડીસ માટે હું જોઈ લઉં એક મિનિટ કેમ કે આપણે જે છે એટલા એરિયામાં કદાચ બીજી રેસ્ટોરન્ટ વાળા ડીલેવરી આપતા હોય ના હોય હા તો હું એક મિનિટ જોઈ લઉં

હમ્મ હમ્મ હા હા

હમ્મ હમ્મ, હમ્મ, હમ્મ હમ્મ

હમ્મ હમ્મ, હમ્મ, હા અત્યારે તો હા હા હા હા એમાં જે આપણે પ્રેઝન્ટ રેસ્ટોરન્ટ છે ને એમાંથી ઓર્ડર કરી શકાય કેમ કે ફિક્સ ડિશ છે પ્લસ ઓન્લી વન નાઇન્ટી નાઇન માં ટુ સબ્જી છે પછી દાળ રાઈસ છે સ્વીટ છે ઓર બટર ચોપાટી છે પછી ટુ બટર રોટી છે ઓપ્શનમાં છે તમારે જે ખાવી હોય એ પછી પાપડ બટનમિલ્ક પીપલ એન્ડ કચુંબર તો એ બી

હમ્મ મે બી થઈ જશે અને જો આપણે ઓર્ડર કરી જોઈએ થતું હોય તો એ લોકો લઈ લેશે પ્લસ એ લોકો બતાવજો ફોટી મિનિટસ પણ એ લોકો જેમ બને એટલું જલ્દી પહોંચાડવાનું ટ્રાય કરશે એટલ હમ્મ હમ્મ

હા ત્યાંનું ફુટ એકદમ સારું હોય છે પ્લસ ટેસ્ટ બી બહુજ મસ્ત હોય છે મેં ત્યાંની વેજ બિરયાની મંગાવી હતી એક વખત પછી એક વખત મેં જોવો ને સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ માં ઓર્ડર કર્યો તો પછી પનીર મટકા ઓર્ડરકર્યું હતું પનીર અંગારા બે ત્રણ બોવ બધી વાર મેં ઓર્ડર કરેલું છે મેં એમાંથી હા, એટલે સારું એવું ફૂડ હોય છે એમનું એમ, આમ એવું નહીં કે ફેંકી દેવા જેવું ખાવા લાયક આમ સારું ફૂડ હોય છે. હા આમ કેવું હોમ સ્ટાઇલ આપણે જે ઘરે બનાવીને રિયલ ટેસ્ટ એવો આવે છે. એટલે આમ એટલું બોવ ચિંતા કરવા જેવું હેલ્ધી હોય છે અને એ લોકો કે કેવું હાયજીનનું પણ ધ્યાન રાખે છે મેં જાતે પણ ત્યાં જઈને બે થી ત્રણ વખત ત્યાં અમે જમવા માટે ગયા હતા હું અમે આખુ ફેમીલી તો એ સારી એવી હોટલ છે એ લોકો બહુ સાફ-સફાઇ સારી રાખે છે અને હાયજીન નું પૂરું ધ્યાન રાખે છે પ્લસ કે એ લોકો ફૂડ બનાવતા હોય છે કિચનમાં તો ત્યાં પણ સારી એવી ચોખાઈ હોય છે એટલે તમે એમ ગમે ત્યારે આંખો મીચીને તમે આ હોટલમાંથી ફૂડ ઓર્ડર કરી શકો છો

હમ્મ હા એકદમ પરફેક્ટ છે પછી જો તમારે ફિક્સ થાળી ના જમાવી હોય તો તમે ગમે તે બીજું બી કોઈ ઓર્ડર કરી શકો છો ફિક્સ થાળીમાં કદાચ એવું હોય કે તમને અ શાક કે કોઈ બીજું કશું પસંદ ના આવ્યું હોય તો તમે સિંગલ સિંગલ પી ચુઝ કરી શકો ઉમ્મ મારું તો એવું માનવું છે ને કે આપણે ફિક્સ થાળી નહિ ઓર્ડર કરવી આપણે સિંગલ સિંગલ ઓર્ડર કરીએ કેમ કે કેવું હોય છે કે થાળીમાં બે સબજી આવશે તો કદાચ મેં ભી આપણને એક પંજાબી હશે અને એક કઠોળ હા એ ગમે તે હોઈ શકે તો આપણને ગમ્યું ટેસ્ટ મતલબ ભાયુ ના ભાયુ અમુક ને કેવું હોય કે અમુક ફૂડ ગમતા હોય અમુક ના ગમતા હોય. હમ્મ હા હા

જો એમાં એક વેજ બિરયાની છે ને એ ત્યાંની બહુ જ ફેમસ છે. તો એક એ રહેશે હમ્મ પછી સબ્જીમાં મતલબ તમારે પનીર લેવું છે કે પછી વેજમાં લેવું છે

હા હા એ બી છે. હમ્મ હમ્મ હમ્મ તો બીજું છે ને એમાં સેવ ટામેટા છે પછી કાજુ કરી છે હા કાઠીયાવાડી સ્ટાઇલ હોય છે કાજુ કરી છે સેવ ટામેટા છે પછી વેજ લસણીયા છે મિક્સ વેજ છે પછી દમ આલુ છે આલુ કડાઈ કોણ પાલક છે હા હા એ આલુ પાલક છે ભીંડી મસાલા છે આલુ મટર છે હમ્મ હમ્મ વેજ માટે કર હમ્મ હમ્મ હમ્મ નોર્મલ રોટલી જ સાદી પ્લેન ચપાતી હા કેમ કે કેવું હોય છે અ પ્લેન પ્લેન વિધાઉટ બટન કેમ કે નોન નાન કે એ બધું હોય છે વિથ બટર એ બધું એવી થઈ જાય અત્યારે તો પ્લેન જ લઈએ

ઉમ્મ તમે કોઈ એડ કરી દઈએ

તો એ એડ કરી દે હમ્મ હમ્મ, હમ્મ હમ્મ, હમ્મ પ્લસ રાઈસ માં શું લેશે તમે? હમ્મ જુઓને ચાર કરી દેજો

હવે જીરા રાઈસ દાળ ફ્રાય જીરા રાઈસ કરવા છે કે પછી બિરયાની કરવી છે કે વેજ બિરયાની કે શું કરવું છે તમે કહો એ પ્રમાણે કરીએ

સ્વીટ કોર્ન જ લઈશ સ્વીટકોન પ્લેન્સ સુપ લઈ લઈશ

હમ્મ, હમ્મ હમ્મ, હમ્મ, હમ્મ

ઉમ્મ તો સ્વીટ લસ્સી જ કરી દઇશ હું લસ્સી લઈશ વિથ આઇસક્રીમ હમ્મ હમ્મ હમ્મ પછી તમે બીજું કઈ લેશો મતલબ સલાડ છે રાયતું છે આતે ગેમ તમે લેશો પાપડ છે એક્સ્ટ્રા

હું રોસ્ટેડ લઈશ હમ્મ હમ્મ તો તેમ રાયતું કે કશું લેશો બીજુ

હા એ તો છે. હા હા એ તો છેજ જમવા મા છાશ તો જોયેજ ને જોયેજ છાશ વગર મજા નહિ આવે હા હા એતો છેજ કેમકે જમવા મા જો છાશ મલે તો જમવા નું પૂરું ગણાય બાકી અધૂરું જ ગણાય હા હા ને રાત નું શું વિચાર્યું છે, ડિનર માટે

તો પછી ટાઇમ ટુ ટાઇમ મળી જાય કેમ કે પાછું કેવું હોય અમુક ટાઈમ લિમિટ પછી અમુક રેસ્ટરો બંધ થઈ જતી હોય હમ્મ હમ્મ હમ્મ તો બી એક છે આલ્ફા રેસ હા પણ પણ એક નું એક રેસ્ટોરન્ટ માંથી તમારે ના જમવું હોય તો બીજી રેસ્ટોરન્ટ માંથી બી આપણે ટ્રાય કારીશું.

હા એ કઈક તમે જે ફૂડ ઇંલુંડ કરો ને એ એની અંદર જ આઈ જાય છે. કે દસ વીસ રૂપયા જ હોય છે. હા હા, હા એવું હોય છે અને એ બી એટલો બધો નઇ હોતો વીસ દશ વીસ રૂપિયા જેવુજ હોય છે હા આ આપી જાય હા એ બી છે હા મળિએ તો પછી

હા તો એવું કરું હું તમને છે ને બધુંજ છેને હું વૉટ્સઅપ કરી દવ છું બરાબર અ ઓર્ડર થી લઈને હા હમ્મ હમ્મ ઓકે ઓકે હું તમને ઓર્ડર કરી દવ છું બરાબર અ સેન્ડ કરી દવ છું વૉટ્સઅપ પર હા હા હું સેન્ડ કરી દઉં છું તમને ઠીક છે હા હા શ્યોર હા બાય

ભારત માં વિદેશ મંત્રાલય ના સહિયોગ થી આ Event નું આયોજન કરવામાં આવ્યું છે અને તમે વાંચી શકો છો North ઇન્ડિયા બાગ્લા દેશ The Way Of બંગાળ In The પેસેફિક બિલ્ડીંગ ઓફ પાર્ટનરશીફ The Way Forword અને મિત્રો અગિયાર બાર એપ્રિલ શ્રી પૂરાં ના અધિયાન ના નામે ના Event નું આયોજન કરવા માં આવ્યું છે Asian confulan દ્રારા હાથ ધરવામાં આવેલા તાજેતર ના અહેવાલ સપધાત્મક વધારવા અને પ્રદેશ ના વિકાશ ના અત્તરને ઘટાડવા માટે ઉત્તર પૂર્વ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મળતી મદદ Connectivity વધારવાની મિત્રો આ ઇવેન્ટ ની ભલામણ કરવા માં આવતી હતી. આ Event ની અંદર ઉત્તર પૂર્વ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મળતી Model Connectivity વધારવા ની ભલામણ કરવા માં આવી હતી અને ઉત્તરપૂર્વી શેત્ર થી ચકાભર બંદર સુધી માલસામાન ના પરિવહન માટે Express Coridoor સ્થાપિત કરવા કરવા વ્યાપાર સુવિધા માં તાલમે લાવવાનું પણ સૂચન કરીયુ હતું. જયારે બાગ્લા દેશ સાથે Connectivity ના માધ્યમ થી જયારે વ્યાપાર કરવાની અપેક્ષા રાખીયે છીએ બાગ્લા દેશ અશેયા ખંડ માં આવેલો ભારત દેશ નો એક પાડોસી દેશ છે ભારત માં ભાગલા પડિયા ત્યારે આ વિસ્તાર પાકિસ્તાન તરીકે ઓળખાયેલો જે અતિયારે બાંગ્લાદેશ છે જયારે ભારત દેશ ના ભાગલા પડિયા ઓગણીસો સુલતાલીસ માં ત્યારે આ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાયયેલો અને પાકિસ્તાન દેશ નું ભાગમાં ગયું હતું અને બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન નો ઓગણસોએકોતેર ના યુદ્ધ પછી એક સ્વતંત્ર દેશ બને છે અને બાંગ્લાદેશ ની રાજધાની છે ઢાકા આ દેશ ની પૂર્વ ઉત્તર તેમજ પક્ષિમ દિશા માં આપનો ભારત દેશ આવેલો છે જયારે દક્ષિણ દિશા માં બંગાળા ની ખાડી આવેલી છે બાગ્લા દેશ ના રાષ્ટ્રપતિ કોણ છે મોહમંદ અબ્દુલ હામીર બાંગ્લાદેશ ના વડાપ્રધાન છે સેખહસીના અને મિત્રો જાપાન Event ની અંદર જોડાયુ તો જાપાન એશિયા ના પૂર્વ ક્ષણે આવેલા મુર્પ દેશ છે અને તમે નકશા માં જોવો અનેક ટાપુઓમાં વિભાજીત છે આ જાપાન નાનકડો દેશ છે પરંતુ એશિયા માં સૌથી વિક્સિત દેશ કહી શકાય અને જાપાન ની રાજધાની છે ટોકિયો, જાપાન ચાર મોટા અનેક નાના દ્વીપ ના સમૂહ થી બનેલો દેશ છે ચાર મોટા અને અનેક નાના દ્વીપ થી બનેલો આ દેશ સમુદ્ર ના પૂર્વ કિનારે એટલે કે પ્રશાંતમહાસાગરે આવેલો છે અને જાપાન માં પાડોસી દેશ ના ચીન, કોરિયા, અને એશિયા આવે, જાપાન વાશી ઓ પોતાના દેશ ને નીપણ કહે છે નીપણ નો અર્થ સુ થાય છે ઉગતા સૂર્ય નો દેશ નીપણ એક જાપાનીશ ભાષા નો શબ્દ છે જેનો અર્થ થાય છે ઉગતા સૂર્ય નો દેશ જાપાન ના વડાપ્રધાન અત્યારે કોણ છે સોમિયાકેસૂડા અને જાપાન નો રાષ્ટ્રધ્વજ જોસુ ને તો સફેદ રાષ્ટ્રધ્વજ ની અંદર વચ્ચે ઉગતો સૂર્ય ની નિશાની છે આગળ વાત કરીયે તો રાષ્ટિય સલામત માર્તુત્વ દિવસ ની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે અગિયાર એપ્રિલ ના રોજ

રાષ્ટિય સલામત માં માતુત્વ દિવસ કઈ તારીખે ઉજવ વામાં આવે છે તો દર વર્ષે અગિયાર એપ્રિલે ના રોજ ભારત સરકાર દ્રારા શરુ કરવામાં આવેલી આ પહેલ ના હેતુ શોધ માતા અને નવજાત ની મુત્યુ ની સખીયા ઘટાડો કરવાનો છે અને રાષ્ટિય સલામતી માતુત્વ દિવસ બે હજાર તેવીશ ની Theme સુ રાખવામાં આવી છે Motherhood is a Blessing From World National Shaip Motherhoood Day બેહજારતેવીસ માં ક્યારે ઉજવવામાં આવીયુ? અગિયાર એપ્રિલ ના રોજ Theme સુ રાખવામાં આવી, Motherhood is a Blessing From Wold અને White Ribus India દ્રારા વાષિક કાર્યક્રમ તરીકે રાષ્ટિય સલામત માતુત્વ દિવસ ની શરૂઆત કરવામાં આવી હતી, અને ખાસ કરી ને સગર્ભા દરમિયાન માતાઓ માટે પૂરતી આરોગ્ય સંભાળ અને સુવિધાઓ નો મહત્વ ઉપર ભાર મુકવામાં માટે થઈને આ દિવસ ના ઉજવણી ની શરૂઆત કરવામાં આવી, White Riban Airlines India ના સતત કાર્યના પરિણામે ભારત સરકારે બે હજારતણ માં અગિયાર એપ્રિલ રાષ્ટિય સલામત માં માતુત્વ દિવસ તરીકે જાહેર કર્યો હતો. White Riban Airlines India ના સતત કાર્યના પરિણામે ભારત સરકારે બે હજાર તણ માં અગિયાર એપ્રિલ રાષ્ટિય સલામત માં માતુત્વ દિવસ તરીકે જાહેર કારીઓ હતો, આ તારીખ એટલા માટે નોંધ પાત્ર છે કારણ કે મહાત્મા ગાંધી ના પત્ની કસ્તુરબા ગાંધીજીની જન્મ જ્યંતી પણ તેજ દિવસે છે અગિયાર એપ્રિલ એટલે કસ્તુરબા ગાંધી જી નો જન્મ દિવસ મિત્રો કસ્તુરબા ગાંધીજીના જન્મ દિવસ ને આપણે આપણે રાષ્ટિય સલામતી માતુત્વ દિવસ તરીકે ઉજવીયે છીએ, આ સતત ખાસ યાદ રાખીશુ, અને યાદ થી કસ્તુરબા ગાંધીના જન્મ દિવસ ને રાષ્ટિય સલામત માતુત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણા પરીક્ષા માં એવો પ્રશ્ન પુછાઈ ક્યાં મહિલા મનુભાવી ના જન્મ દિવસ ને રાષ્ટિય સલાહમત માતુત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ હોવો જોઈએ કસ્તુરબા ગાંધી અને ભારત વિશ્વ નો એવો પહેલો દેશ છે ચાલો વર્ષ નું એક દિવસ જમીન ની સુરક્ષા ના નામે કરીયે છે White Riban Airlines ના પ્રયત્નો થી મિત્રો જયારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો વાઈટ White Riban Airlinesva ને એક વૈશ્વિક સંસ્થા છે માતા અને નવજાત શિશુનું સ્વસ્થ અને અધિકારીઓને પોત્સાહન આપવા માટે સમર્પ્રિત સંસ્થા છે અને તેની સ્થાપના વર્ષ ઓગણિસઓને નવ્વાણું માં કરવામાં આવી હતી. અને તે વિશ્વભર ના પચાસ થી પણ વધુ દેશ માં કાર્યરત છે આની વાત કરીયે તો ભારત બાયોડેક World વેક્સીન બે હજાર તેવીસ માં એવોડ જીત્યો હતો. એટલે વિશ્વની આગળ ની રાશિ ઉત્પાદન કંપની અને તેની કાર્યક્રમ અમેરિકા માં વોશિંટન માં યોજાયેલી આ World વેક્સિન બે હજાર તેવીસમાં રાષ્ટિય કક્ષા નો પુરુસ્કાર જીતિયો છે અમેરિકા માં વોસિનતાનમાં યોજાયેલી World વેક્સીન કોંગ્રેસ બે હજાર તેવીસ માં ભારત બાયોટેગની World Vaccine Industries ભાગ રૂપે સ્રેષ્ઠ ઉત્પાદક

કોલકાતિક વિકસાવવા માટે જાણીતી છે મિત્રો ભારત માં બોઇગેટનો હેડકવોટર હૈદરાબાદ માં આવેલો છે અને તેના દ્રારા તાજેતરમાં વિકસાવતા માં આવેલી રશિઓમાં વિશ્વની પરતં Intra Nasl કોવીડ નાઇટીન રસી ઇસ્કોવેગ ઈંટરમેકમરાસી કોવિલસિલ તેને વિકસાવેલી છે અને જેનો ઉપયોગ ભારત માં જાહેર રસી કારણ અને તેનો વિકાસ કરવામાં આવે છે

અને ભારત બાયોટેક ની સ્થાપના કોણ છે કૃષ્ણઅલ્લા, ભારત બાયોટેક ની સ્થાપના થાય છે ઓગણીસો છનું માં, ભારત બાયોટેક ની મુખીય મથક હૈદરાબાદમાં આવેલો છે આગળ વાત કરીયે તો આપણા શાસ્ત્ર માં આંતર રાષ્ટિય પુરષ્કાર બે હજાર તેવીસ થી ઘોષણા કરવામાં આવી આ શાસ્ત્રમાં બે હજાર તેવીસની આંતરરાષ્ટિય પુરુષકાર જેમાં આપણા સત્રની નાવીલ પુરુષકાર કરવામાં આવે છે તો તેની ઘોષણા કરવામાં આવી છે કે ભારતીય અમેરિકન આંક્ડાશાત્રી કલમ કૂતી રાધાક્રિષ્ન રાવલે આવિયા છે મિત્રો ખાસ યાદ રાખજો આંકડાશાસ્ત્ર નો નાવીલ પુરુષકાર જેને ગણવામાં આવિયા છે એવા પુરુષકાર આપણા ભારતીય અમેરિકન આંકડાશત્રીઅ કાલમુક્તિ રાધાકૃષ્ણ રાવ પ્રાપ્ત થયુ છે અને બે હજાર સોળમા છપાયેલા પુરુષકાર દર બે વર્ષે એક વખત આવી વ્યક્તિ અથવા ટિમ ને આપવામાં આવે છે જેને આંકડાઓનો ઉપયોગ દ્રારા વિજ્ઞાન ટેકનોલોજી અનેમાનવ કલ્યાણ માં મહત્વ પૂર્ણ યોગદાન આપીયું હોય

પુરસ્કાર થી સમ્માનિત કરવા માં આવશે અને ફરી એકવાર જોઇ લઇએ કે કાયકુટી રાધાક્રિષ્ણરાવને જુલાઈમાં કેનેડામાં International Statistical Institute World Of Statsic કોંગ્રેશ એંસી હજાર અમેરીકી ડોલરો નો રોકડ પુરુષકાર થી સન્માનિત કરવા માં આવશે, વર્ષ ઓગણીસોવિસ માં કર્ણાટક માં જન્મેલા કર્મૂતિક રાધાક્રિષ્ન રાવ Pancil University માં Static Department માં એમરેલીક પોફેસર છે તેમને કોલકાતામાં ભારતીય આંકડા સંસ્થાની સ્થાપનામાં ભૂમિકા ભજવી હતી ઓગણિસઓને એક્તાલીસથી તે સંસ્થા સંકળાયેલા છે કાર્યકૂટીરાધાક્રિષ્ણ રાવ વર્ષ ઓગાણિસોળસટ પદ્મ ભૂસકે બેહજારએક માં પ્રથમ વિભુસાક અનેક કરવામાં આવીયો હતો, ઓગણીસો ત્રેસઠ પદમ પુરુસ્કાર તેને આપવામાં આવીઓ હતો ઓગણીસો સડસઠ માં રોયલ સોસાયટી ના સાથી તરીકે તેવો ચૂંટાયા હતા તો હવે દસ્મિનીટ માં જોજ ગ્રામ પંચાયતમાં થતો લગ્ન નો અધિકાર કોને હોય છે તલાટી કમ મંત્રી ને હોય છે હું જોજ ગ્રામ પંચાયતમાં સિવાય થતા લગ્ન નો અધિકાર કોને હોય છે સાચો જવાબ આપીઓ છે મનીષાબેન કેશવાલા અને વિશાલ ભાઈ પંડીયા ખુબખુબ અભિનંદન અને દિનેશભાઇ ભરવાડ અને ચોદરી અશ્વિનભાઈ આ બને અજુંયુંસફર નિયમિત નિભાવે છે Analisis કરીને Comment લખી છે કે ઘણું બધું કરેલ સાહેબ પૂછ્યું હતું આ પરીક્ષામાં Examination અંદર આ અમારા વિડિઓ માંથી પૂછાયેલું હતું તો આની જુઓ અંદર ત્રણ પ્રકાર ના પેટા પ્રકાર પુછાય છે okay ત્રણ પેટા પ્રકાર છે તો આની જુઓ અંદર ત્રણ પ્રકાર ના પેટા પ્રકાર પુછાય છે okay ત્રણ પેટા પ્રકાર છે સૌથી થી પેલો પ્રકાર પેટા પ્રકાર છે કે બંને કાંટા ભેગા કયારે થાય જે મિનીટ કાંટો અને કલાક કાંટો છે

અને ટકા નંબર ત્રણ ની અંદર જોઈશું કે કાટખૂણે કેટલી વખત બને okay તો ત્રણ પ્રકારે એના પેટા પ્રકાર છે જુઓ બહુ simple છે અને આ તમારે હું તમને proper સમજાવી દઈશ ખાલી અહીંયા ધ્યાન આપજો બહુ simple છે અને આવડી પણ જશે okay ખાલી તમે અહીંયા જ ધ્યાન આપજો પહેલો પ્રકારમાં શું કીધું છે બંને કાંટા ભેગા ક્યારે થાય ભેગા નો મતલબ શું? એકબીજાને ઉપર okay ભેગા એટલે શું? એકબીજાની ઉપર એટલે example તરીકે વાત કરીએ તો બાર વાગ્યા હોય તો exact બાર વાગે શું થાય નાનો કાંટો અને મોટો કાંટો એકબીજાની ઉપર આવી જાય okay તમે એકવાર કાંટો દેખાય ઓકે એકબીજાની ઉપર આવે તમને કાંટો કેવો લાગે એક જ લાગે okay

બાર વાગે બાર કલાકમાં બાર કલાક એટલે શું? એક આખું ચક્કર મારી લે નાનો કાંટો તો એને બાર કલાક કહીશું તો બાર કલાકમાં આવું કેટલી વખત થાય તો આગયાર વખત થાય example તરીકે જુઓ કે હું તમને અહીંયા સમજાવી દઉં example તરીકે સૌથી પહેલા હું plan બદલી દઉં જેથી તમને અહીંયા દેખાય example તરીકે સમજી લો અહીંયા બે વાગ્યા છે ઓકે બે વાગ્યા છે તો નાનો કાંટો ક્યાં હશે તો નાનો કાંટો બે ઉપર હશે અને મોટો કાંટો ક્યાં છે બહાર ઉપર હશે બે વાગ્યા હોય ત્યારે હવે ધીમે ધીમે મોટો કાંટો છે ફરતો ફરતો ફરતો ક્યાં આવશે ધીમે ધીમે અહીંયા થી આમ જશે ને જ્યારે નાનો કાંટો છે એ થોડો આમ થઈને બે અને ત્રણ ની વચ્ચે yes કે no ત્યારે મોટો કાંટો છે કાં તો બે વાગ્યા પછી ફરતો ફરતો ફરતો નીચે આવશે ત્યારે નાનો કાંટો છે એ થોડો બે થી બે ઉપરથી થોડોક અહીંયા ક્યાંક આવેલો હશે તો જ્યારે પણ અહીંયા થી આમ નીકળશે ત્યારે આ બંને કાંટા ભેગા તો થશે ને ક્યાંક તો ક્યાંક તો મળવાના છે તો એ possion ને પણ આપણે ગણવાની તો એ પણ ભેગું થયેલું જ ગણાય તો એ રીતના આપણે બધા ગણવાના તો એવો બાર કલાકની અંદર એવું બાર કલાકની અંદર કેટલી વખત થાય છે આગયાર વખત થાય બાર કલાકમાં આવો આગયાર વખત થાય છે હવે કઈ કઈ વખતે થાય અને કયા કયા વખતે ન થાય એવું તમને કહી દઉં એ તો યાદ રાખો આ બાર વાગે એક વખત થાય જ્યારે પણ બાર વાગશે ત્યારે બંને કાંટા ભેગા થઈ જશે એક વખત થશે

બે અને ત્રણની વચ્ચે એક વખત આવું બનશે ત્રણ અને ચાર ની વચ્ચે પણ બનશે ચાર અને પાંચની વચ્ચે પણ બનશે પાંચ અને છ ની વચ્ચે પણ બનશે છ અને સાતની વચ્ચે પણ સાત આઠ ની વચ્ચે પણ આઠ નવ ની વચ્ચે પણ નવ દસ ની વચ્ચે પણ અને આગયાર દસ ની વચ્ચે નહિ બને હવે સૌથી પહેલા હું તમને ગણતરી કરી દઉં છું જો

બાર અને એકની વચ્ચે નહીં બને અને આગયાર અને બાર ની વચ્ચે નહીં બને તો જુઓ એના પાછળનું રીઝલ્ટ simple જ્યારે પણ બાર વાગી ગયા હશે જ્યારે પણ બાર વાગી ગયા હશે હવે બાર વાગે આ કાંટો મોટો કાંટો ફરવા નીકળી ગયો

ત્યારે નાનો કાંટો ક્યાં જતો રહ્યો હશે એક વૃક્ષ ઉપર જતો રહ્યો છે કારણ કે એક કલાક વધી ગયો છે જ્યારે બહાર ઉપર થી મોટો કાંટો ફરવા નીકળ્યા આમ ચક્કર મારવા નીકળે ત્યારે નાનો કાંટો બહાર ઉપરથી એક ઉપર આવી ગયો હશે તો ત્યારે પણ મોટો અને નાનો કાંટો ભેગા થયા નથી થયા. તો ક્યારેય પણ બહાર અને એકની વચ્ચે નાનો અને મોટો કાંટો એકબીજા ઉપર આવશે નહીં એવી જ વસ્તુ આગયાર અને બાર ની વચ્ચે પણ બને છે કેવી રીતના તો જુઓ જ્યારે પણ આગયાર વાગ્યા હશે આગયાર વાગ્યા હશે ત્યારે નાનો કાંટો ક્યાં હશે? આ રીતના હશે અને મોટો કાંટો ક્યાં હશે બહાર ઉપર હશે ઓકે નાનો કાંટો ક્યાં હશે આગયાર ઉપર અને મોટો કાંટો બાર ઉપર ત્યારે જ્યારે આગયાર વાગે આવશે ત્યારે હવે મોટો કાંટો આ રીતના ફરવા નીકળી જશે અને પાછો આવશે ત્યારે નાનો કાંટો ક્યાં જતો રહ્યો છે exact બાર ઉપર જતો રહ્યો છે અને બાર ઉપર જશે ત્યારે બંને ભેગા થઈ જશે તો આગયાર અને બાર ની વચ્ચે પણ આ વસ્તુ આ સ્થિતિ છે બનતી નથી તો યાદ રાખવાનું જ્યારે પણ ઝીરો ડિગ્રી એટલે કે બંને કાંટા ભેગા થવાની વાત થાય છે કે બે કાંટા જ્યારે એકબીજા ઉપર ભેગા થઈ જાય તો બાર કલાકમાં આગયાર વખત ભેગા થાય બાર કલાકમાં આગયાર વખત ભેગા થાય હવે તમને શોધવાનું શું કહે છે ચલો સાહેબ માની લીધું કે ભાઈ બાર કલાકની અંદર આગયાર વખત ભેગા થાય અને જોઈ પણ લીધું કે આગયાર બાર ની વચ્ચે ના થાય અને બાર એકની વચ્ચે ના થાય ગોખી પણ માર્યું પણ સાહેબ આના દાખલા કઈ રીતના પુછાય તો જુઓ સૌથી પહેલા તો આજે મેં તમને આકૃતિ દોરી ને આપીને આના ઉપરથી બની શકે જુઓ સૌથી પહેલા હું તમને એવા દાખલા કરાવીશ એવા દાખલા જુઓ કે એક આ type નો દાખલો છે આવા દાખલા પહેલા પૂછાય આમાં શું કીધું છે જુઓ કે આગયાર થી એકની વચ્ચે બંને કાંટા કેટલી વખત ભેગા થાય okay આગયાર થી એક ની વચ્ચે એટલે કે આગયાર બાર અને એક આગયાર બાર અને એકની વચ્ચે બંને કાંટા કેટલી વખત ભેગા થશે તો મેં તમને કીધુ એમ કે આગયાર અને બાર ની વચ્ચે ભેગા નથી થતા અને બહાર અને એકની વચ્ચે પણ ભેગા નથી થતા exact બાર વાગે એક વખત ભેગા